જાવામાં ટાઇપ કનવરઝન પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું એક ડેટા ટાઇપમાંથી બીજા ડેટા ટાઇપમાં કેવી રીતે બદલવું
અહીં બે પ્રકારના કન્વર્ઝન છે જેમના નામ છે ઈમ્પલીસીટ અને એક્સ્પલીસીટ કન્વર્ઝન અને સ્ટ્રિંગ્સથી નંબરમાં કેવી રીતે બદલવું આ ટ્યુટોરીયલ માટે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ ઉબુન્ટુ 1110 જેડીકે 16 અને એક્લિપ્સ 37 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને જાવામાં ડેટા ટાઇપ માટેનું જ્ઞાન હોવું જરૂરી છે
જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ માટે નીચે આપેલ અમારી વેબસાઇટ જુઓ
ટાઇપ કન્વર્ઝન નો અર્થ છે એક ડેટા ટાઇપથી બીજામાં રૂપાંતર કરવું
ચાલો જોઈએ આ કેવી રીતે કરવું
એક્લિપ્સ પર જાઓ
અહીં આપણી પાસે ઇક્લિપ્સ આઇડીઇ છે અને બાકીના કોડ માટે જરૂરી માળખું છે
મેં ટાઇપકન્વર્ઝન નામનો એક ક્લાસ બનાવ્યો છે અને તે અંદર મેઈન મેથડ ઉમેર્યી છે
હવે ચાલો થોડા વેરીયેબલો બનાવીએ
ઇન્ટ એ ઇકવલ ટુ5 ફ્લોટ બી બી ઇકવલ ટુ એ મેં બે વેરિયેબલ બનાવ્યા છે
એ જે ઇનટીજર છે છે અને બી જે ફ્લોટ છે
હું ફ્લોટ વેરિયેબલમાં ઇનટીજર વેલ્યુ સંગ્રહ કરું છું
ચાલો જોઈએ ફ્લોટ વેરિયેબલ હવે શું ધરાવે છે
સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન બી ફાઈલ સંગ્રહો અને રન કરો
આપણે જોશું કે ઇનટીજર 5 હવે ફ્લોટ 5 0 માં રૂપાંતરિત કરવામાં આવ્યું છે
આ પ્રકારનું કન્વર્ઝન ઈમ્પલીસીટ કન્વર્ઝન કહેવામાં આવે છે
નામ પ્રમાણે વેલ્યુ આપમેળે અનુકૂળ ડેટા ટાઇપમાં કન્વર્ટ થાય છે
હવે ચાલો સમાન પદ્ધતિનો ઉપયોગ કરી ફ્લોટ ને ઇન્ટ માં કન્વર્ટ કરીએ
5 રદ કરો ફ્લોટ બી ઇકવલ ટુ 25ફ લખો ચાલો બી ને એ માં સંગ્રહીયે અને એ ની વેલ્યુ પ્રિન્ટ કરો
ફાઈલ સંગ્રહો
આપણે જોઈએ છીએ કે ત્યાં એક એરર આવી છે
એરર મેસેજ છે ટાઇપ mismatch કેનોટ કન્વર્ટ ફ્રોમ ફ્લોટ ટીઓ ઇન્ટ એનો અર્થ છે કે ઈમ્પલીસીટ કન્વર્ઝન માત્ર ઇન્ટ થી ફ્લોટ માં શક્ય છે પરંતુ બીજા અન્ય માર્ગમાં નહી
ફ્લોટ થી ઇન્ટ માં કન્વર્ટ કરવા માટે આપણે એક્સપ્લીસીટ કન્વર્ઝનનો ઉપયોગ કરવાની જરૂર છે
ચાલો જોઈએ એ કેવી રીતે કરવું
આપણે તે વેરિયેબલ પહેલા કૌંસ માં ઇન્ટ નો ઉપયોગ કરી કરીશું
આ સ્ટેટમેન્ટ કહે છે કે વેરિયેબલ બી ના ડેટા ઇન્ટ માં ડેટા ટાઇપમાં કન્વર્ટ થાય છે અને અને એ માં સંગ્રહિત થાય છે
ફાઈલ સંગ્રહ કરો અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ ફ્લોટ વેલ્યુ ઇન્ટ માં કન્વર્ટ કરવામાં આવી છે
પરંતુ ડેટા ટાઇપ બંધબેસાડવા માટે ડેટા તે અનુસાર બદલવામાં આવ્યા છે
એક્સપ્લિક્ટ કન્વર્ઝન ડેટાને ઇન્ટ થી ફ્લોટ માં કન્વર્ટ કરવા માટે પણ વાપરી શકાય છે
ચાલો અગાઉના ઉદાહરણનો પ્રયાસ કરીએ
ઇન્ટ એ 5 ફ્લોટ બી બી ફ્લોટ એ systemoutપ્રિન્ટલન આપણે ઈન્ટીજરથી ફ્લોટમાં કન્વર્ટ કરવા માટે એક્સપ્લિક્ટ કન્વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છીએ
ફાઈલ સંગ્રહ કરો અને રન કરો
આપણે જોશું કે ઇન્ટ વેલ્યુ ફ્લોટ વેલ્યુમાં કન્વર્ટ કરવામાં આવી છે
ચાલો જોઈએ શું થાય છે જયારે આપણે કેરેક્ટર ને ઇન્ટિજર માં કન્વર્ટ કરીએ છીએ
ઇન્ટ એ ચાર સી ઇકવલ ટુ સિંગલ અવતરણ ચિહ્નમાં એમ એ ઇકવલ ટુ સી સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન એ
આપણે કેરેક્ટર એમ ને ઈન્ટીજરમાં કન્વર્ટ કરીએ છીએ અને વેલ્યુ પ્રિન્ટ કરીએ છીએ
સંગ્રહ કરો અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ 109 છે જે એમ ની આસ્કી વેલ્યુ છે
એનો અર્થ છે જયારે ચાર ઇન્ટ માં કન્વર્ટ થાય છે તો એની આસ્કી વેલ્યુ સંગ્રહ થાય છે
ચાલો આ ડીજીટ સાથે પ્રયાસ કરીએ
ચાર સી ડીજીટ 5 સંગ્રહ કરો અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ આઉટપુટ 53 છે જે 5 ની આસ્કી વેલ્યુ છે
તે નંબર 5 નથી
નંબર મેળવવા માટે આપણે સ્ટ્રીંગનો ઉપયોગ કરવું પડશે અને ઈન્ટીજરમાં કન્વર્ટ કરો
ચાલો જોઈએ આ કેવી રીતે કરવું
મેઈન ફન્કશન સાફ કરો
ટાઇપ કરો સ્ટ્રીંગ શેઇટ એટલે કે ઊંચાઈનું સ્ટ્રીંગ સ્વરૂપ ઇકવલ ટુ ડબલ અવતરણ ચિહ્ન અંદર 6 ઇન્ટ હ ઇકવલ ટુ એક્સપ્લિક્ટ કન્વર્ઝન ઇન્ટ ઓએફ શેઇટ અને સિસ્ટમ ડોટ આઉટ ડોટ પ્રિન્ટલન હ ફાઈલ સંગ્રહો
મેં વેલ્યુ 6 સાથે સ્ટ્રીંગ વેરિયેબલ બનાવેલ છે અને હું ઈન્ટીજરમાં બદલવા માટે પ્રયાસ કરી રહ્યી છું પરંતુ આપણે જોઈએ છીએ કે અહીં એરર છે
અને એરર મેસેજ છે કેનોટ કાસ્ટ ફ્રોમ સ્ટ્રીંગ ટીઓ ઇન્ટ
આનો અર્થ છે સ્ટ્રીંગ કન્વર્ટ કરવા માટે આપણે ઈમ્પ્લીસિત અથવા એક્સ્પ્લીસિત કન્વર્ઝનનો ઉપયોગ ન કરી શકીએ
તે અન્ય પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે
ચાલો તેનો ઉપયોગ કરીએ
ઇન્ટ શેઇટ રદ કરો અને ટાઇપ કરો ઇન્ટિજર ડોટ પાર્સેઇન્ટ શેઇટ
ફાઈલ સંગ્રહ કરો અને રન કરો
આપણે જોશું કે વેલ્યુ સફળતાપૂર્વક ઈન્ટીજરમાં કન્વર્ટ થઇ છે
આ કરવા માટે આપણે ઈન્ટીજર મોડ્યુલની પાર્સેઇન્ટ મેથડનો ઉપયોગ કરીશું
હવે ચાલો જોઈએ કે શું થશે જો ત્યાં એક કરતા વધુ ડીજીટ હોય જેમ કે 6543
ફાઈલ સંગ્રહ કરો અને રન કરો
આપણે જોશું કે ફરીથી નંબર ધરાવતી સ્ટ્રિંગ સફળતાપૂર્વક ઈન્ટીજરમાં કન્વર્ટ કરવામાં આવી છે
હવે ચાલો જોઈએ શું થશે જો સ્ટ્રીંગ ફ્લોટિંગ પોઈન્ટ નંબર છે
6543 ને 6543 માં બદલો
તેથી આપણી પાસે સ્ટ્રીંગમાં ફ્લોટિંગ પોઈન્ટ નંબર છે અને આપણે એ ઈન્ટીજરમાં કન્વર્ટ કરીએ છીએ
ફાઈલ સંગ્રહો અને રન કરો
આપણે જોશું કે એક એરર છે
કારણ કે આપણે ફ્લોટિંગ પોઇન્ટ નંબર ધરાવતી સ્ટ્રીંગને ઈન્ટીજરમાં કન્વર્ટ કરી શકતા નથી
આપણે તેને ફ્લોટમાં કન્વર્ટ કરવું પડશે
ચાલો જોઈએ એ કેવી રીતે કરવું પ્રથમ ડેટા ટાઇપ ફ્લોટ હોવી જોઈએ
બીજું આપણે floatપાર્સફ્લોટ નો ઉપયોગ કરીશું
આપણે ફ્લોટિંગ પોઇન્ટ નંબર ધરાવતી સ્ટ્રીંગ ને વાસ્તવિક ફ્લોટિંગ પોઇન્ટ નંબરમાં કન્વર્ટ કરવા માટે આપણે ફ્લોટ ક્લાસની પાર્સફ્લોટ મેથડનો ઉપયોગ કરી રહ્યા છીએ
ફાઇલ સંગ્રહો અને રન કરો
આપણે જોઈ શકીએ છીએ કે ફ્લોટિંગ પોઇન્ટ નંબર ધરાવતી સ્ટ્રીંગ ફ્લોટિંગ પોઇન્ટ નંબરમાં કન્વર્ટ કરવામાં આવેલ છે
અને આ પ્રમાણે આપણે ઈમ્પ્લીસીટ અને એક્સપ્લીસિટ કન્વર્ઝન અને સ્ટ્રીંગને નંબરમાં કન્વર્ટ કરીએ છીએ
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા ડેટાને એક ટાઇપથી બીજી ટાઇપમાં કેવી રીતે કન્વર્ટ કરવું
ઈમ્પ્લીસીટ અને એક્સ્પ્લીસીટ કન્વર્ઝન શું છે
અને સ્ટ્રીંગને નંબરમાં કેવી રીતે કન્વર્ટ કરવું
આ ટ્યુટોરીયલ માટે એસાઈનમેન્ટ તરીકેIntegertoString અને floatટોસ્ટ્રીંગ વિશે વાંચો
અને શોધો કે તેઓ શું કરે છે
સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિષે વધુ જાણવા માટે નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર